તેને શર્ટ ચડ્ડો અને ચપ્પલ પહેર્યા છે તેના હાથમાં--

ત્રમા ઉપર પતરા લગાઇલા છે અને તેની ઉપર લાઈટો ચાલુ રહી છે અને બીજી થોડી ઘણી વસ્તુઓ પડેલી છે.

એના પાછળ પણ ઘણા બધા ઝાડ દેખાય રહ્યા છે અને એક નાની છોકરી અને એક સ્ત્રી ઉભેલી છે જેમને મોઢા પર માસ્ક પહેરેલું છે.

એમાં એક વ્યક્તિ સાઈડ મા બેઠેલો છે જેનો હાથ પગ પર રાખેલો છે.

અને બાજુમાં એક ઘર જેવું દેખાય રહ્યું છે જેની સીડી પણ દેખાય રહી છે.

આ ચિત્રમાં એક વ્યક્તિ બેઠેલો છે જેને ચશ્મા પહેરેલા છે અને તેને પર્પલ કલર નો શર્ટ પહેરેલો છે અને તેની પાછળ--

વિવિધ પ્રકારની બુક દેખાય રહી છે અને તેના નીચે બોટલ જેવુ દેખાય રહ્યુ છે.

તેના મોટા આગળ એક સ્ત્રી બેઠેલી છે અને સામે બીજી વિવિધ પ્રકારની રેલીંગ છે અને એક મોટો લીમડો દેખાય રહ્યો છે.

આ ચિત્રમાં એક કરાટે ક્લાસ નુ છે જેમાં--

અને નીચે લાલ કલર નુ પાથરેલું છે અને વિવિધ પ્રકારના નાના નાના ઝાડ ઉઘેલા છે જેમા વ્હાઈટ કલર નુ ફૂલ ઊઘેલુ છે ને સામે બે છોકરીઓ વાત કરી રહી છ--

આ ચિત્ર એક ક્લાસરૂમ નું દેખાય રહ્યું છે જેમાં બૌ બધી બેન્ચીસ પડેલી છે તેમાં આગળની બેન્ચીસ માં--

સેલ્ફી રહેલ સેલ્ફી લઇ રહ્યો છે અને બીજા વ્યક્તિ બાજુમાં મોબાઈલ જોઇ રહ્યો છે અને પાછળ ચાલુ રઇ છે અને બારી પણ દેખાઈ છે.

એક વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો છે જેને માથા પર હેલ્મેટ પેહરેલુ છે આકાસમાં વાદળા દેખાઈ રહ્યા છે અને બઉ બધા થાંભલાના વાયર દેખાઇ રહ્યા છે.

અને પેટ્રોલ પંપ ની બાજુમાં એક મોટુ મેદાન છે જેમાં કેટલાક મોટા જાળ પણ ઉગેલા છે.

અને તેની પાછળ કેટલીક માટલીઓ એક બીજાના ઉપર મૂકેલી છે અને તેની બાજુમાં બે છોકરાઓ પણ ઉભેલા છે અને આ જગ્યાને.

અને આકાશમાં વાદળા દેખાય રહ્યા છે અને થોડી દૂર મોટું એક ઝાડ પણ દેખાય રહ્યું છે.

થોડી આગળ એક ઝાડ છે અને થોડાક દૂર પણ કેટલાક બધા ઝાડ દેખાઈ રહ્યા છે અને એક લેડીઝ --

આ ચિત્ર એક રોડ નું છે જેમાં એક રીક્ષા દેખાઈ રહી છે અને રીક્ષા ની પાછળ એક--

અને તેની સામે એક ટાવર જેવુ છે એની પાછળ એક મોટુ ઝાડ છે અને--

આ ચિત્રમાં બે દુકાન દેખાય રહી છે જેમાં એક દુકાનની બહાર કેટલીક મીઠાયો મુકેલી છે.

બીજી દુકાનની બાર કેટલાક ઠંડા પીણા માટેની કોલ્ડ્રીંકો પણ મૂકેલી છે અને આ દુકાનના અંદર દૂધ દહીં છાસ પનીર લચ્છી શ્રીખંડ--

એક થાંભલો પણ છે અને આકાશમાં વાદળ પણ દેખાઈ રહ્યા--

ત્યાં પાટા પર બે ટ્રેન ઉભેલી છે અને અહીંયા--